સી માં filesફાઈલ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે ફાઈલ ખોલવું
ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા
ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા
કેટલાક ઉદાહરણો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
ફાઈલએ ડેટાનો સંગ્રહ છે
તે એક ડેટાબેસપ્રોગ્રામ અક્ક્ષ્રર અથવા કઈપણ હોઈ શકે છે
આપણે સી વાપરીને ફાઈલ બનાવી અને ઍક્સેસ કરી શકિયે છે
હવે આપણે સી માં ફાઇલ હેન્ડલિંગ પર એક ઉદાહરણ જોઈએ
મેં એક પ્રોગ્રામ લખ્યો છે
ચાલો તે જોઈએ
નોંધ લો કે ફાઈલનું નામ fileસી છે
આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું
ચાલો હું કોડ સમજાઉ
આ આપણી હેડર ફાઈલ છે
આ આપણું મેઇન ફંક્શન છે
ફાઈલ વેરીએબલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે ફાઇલ ટાઇપ વાપરીશું
ફાઇલ variableફાઈલ વેરીએબલ હેડર stdioહ અંદર વ્યાખ્યાયિત કર્યું છે
ફાઇલ variableફાઈલ વેરીએબલfpતે પોઈન્ટર છે
તે ફાઇલ ની બધી માહિતીને સંગ્રહ કરશે
જેમ કે તેનું નામ સ્થિતિ અને વર્તમાન માહિતી
ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
હવે આપણે ફાઈલ ખોલવા માટે સિન્ટેક્ષ જોઈશું
અહી ફોપેન ફંકશન સ્ટ્રીમ ખોલે છે
પછી તે સ્ટ્રીમ સાથે ફાઇલ જોડશે
filenameતે ફાઇલ નામ છે જે આપણે ખોલવા કે બનાવવા માંગો છો
આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે
અને આપણે એક્સટેન્શન પણ આપી શકીએ છે
અહીં આપણે ફાઈલની મોડ આપી શકીએ છે
ચાલો મોડ્સ ના પ્રકારો જોઈએ160 વો વાંચવા અને લખવા માટે ફાઇલ બનાવે છે
આર - ફાઈલ વાંચવા ખોલે છે
એ - ફાઈલના અંત માં લખવા માટે છે
હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો
અહી આપણે રાઇટ મોડ માં sampleટીએક્સટી ફાઇલ બનાવીશું
આપણે જોઈ શકે છે પાથ આપવામાં આવ્યો છે
આપણી ફાઈલડેસ્કટૉપ પર બનાવાશે પછી આપણે ફાઇલમાં સ્ટેટમેન્ટો લખીશું
વેલકમ ટીઓ થે spoken ટ્યુટોરિયલ અને થિસ ઇસ એએન ટેસ્ટ એક્ઝામ્પલ એફપીઆરઆઇએનટીએફ આપેલ આઉટપુટ સ્ટ્રીમ પર આઉટપુટ લખે છે
ફ્ક્લોઝ સ્ટ્રીમ સાથે સંકળાયેલ ફાઈલ બંધ કરે છે
અને આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે
હવે Saveસેવપર ક્લિક કરો
હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ તમારા કીબોર્ડ પર Ctrl Alt ટી કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ ફાઇલ ડોટ સી સ્પેસ હાયફેન ઓ સ્પેસ ફાઇલ Enter એન્ટર દબાવો
એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ડોટ સ્લેશફાઇલ ફાઇલ Enter એન્ટર દબાવો
આપણે જોઈ શકીએ છે કે ફાઈલ એક્ઝીક્યુટ થઇ છે
હવે આપણે તે તપાસીશું
ચાલો હોમ folderખોલીએ
હોમ folderવિકલ્પ પર ક્લિક કરો
ડેસ્કટોપ વિકલ્પ પર ક્લિક કરો
અહી આપણી sampleટીએક્સટી ફાઈલ છે
આ બતાવે છે કે આપણી ફાઈલ સફળતાપૂર્વક બની ગયી છે
ચાલો તે ખોલીએ
ફાઈલ પર બે વાર ક્લિક કરો
આપણે મેસેજ જોઈ શકીએ છે
વેલકમ ટીઓ થે સ્પોકન ટ્યુટોરિયલ
થિસ ઇસ એએન ટેસ્ટ એક્ઝામ્પલ
આ રીતે આપણે એક ફાઈલ બનાવી અને તેમાં ડેટા લખ્યો હવે આપણે જોશું કેવી રીતે ફાઈલ માથી ડેટા વાંચવા
મેં પહેલાહી જ પ્રોગ્રામ લખ્યો છે
હું તે ખોલીશ
આ પ્રોગ્રામ આપણે sampleટીએક્સટી ફાઈલમાથી ડેટા વાંચીશું અને કન્સોલ પર ડેટા પ્રિન્ટ કરીશું
ચાલો હું કોડ સમજાઉ
આ આપણી હેડર ફાઈલ છે
આ આપણું મેઇન ફંક્શન છે
અહી ફાઈલ વેરીએબલ અને ફાઈલ વેરીએબલ ના પોઈન્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે
પછી આપણે કેરેક્ટર વેરિએબલ cકેરેક્ટર વેરીએબ સીવ્યાખ્યાયિત કર્યું છે
અહી આપણેfile sampleટીએક્સટી ને રીડ મોડમાં ખોલીશું
આઉટપુટ fpમાં સંગ્રહિત થાય છે
પછી આપણે કન્ડીશન તપાસીશું
જો એફપી ઇસ ઇક્વલ્સ ટીઓ નુલ
હોય જો કન્ડીશન trueટ્રૂહોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરીશું ફાઇલ ડોએસન્ટ એક્સિસ્ટ
અન્યથા તે બીજી કન્ડીશન માટે તપાસે છે
વ્હાઇલ સી ઇસ નોટ ઇક્વલ ટીઓ ઇઓએફ
અહી EOFએટલે કે એન્ડ ઓએફ ફાઇલ
તે ઇનપુટ ના અંતને સૂચવે છે
આ એવી કન્ડીશન છેજ્યાં ડેટા સોર્સ માંથી વધારે ડેટા વાંચી શકાવાય છે
જો કન્ડીશન trueટ્રૂ હોયતો કન્સોલ પર sampleટીએક્સટી ફાઈલ માંથી કેરેક્ટર દ્રશ્યમાન કરશે
અહીં જીઇટીસી એ વિશિષ્ઠ ફાઈલ અથવા સ્ટ્રીમ માંથી કેરેક્ટર પાછુ આપે છે
હવે આ આપણા Sampletxtમાંથી કેરેક્ટર પાછુ આપશે
પુચ્ચર કન્સોલ પર કેરેક્ટર પ્રદર્શિત કરવા માટે ઉપયોગ થાય છે
પછી તે કેરેક્ટરને વેરીએબલ સી મા સંગ્રહિત કરશે
અહીં ફાઈલ બંધ કરો
અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
સેવપર ક્લિક કરો
હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર પાછા આવો
કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ રીડફાઇલ ડોટ સી સ્પેસ હાયફેન ઓ સ્પેસ રીડ હવે Enter એન્ટર દબાવો
એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો read આઉટપુટ આ રીતે દેખાય છે વેલકમ ટીઓ થે spoken ટ્યુટોરિયલ
થિસ ઇસ એએન ટેસ્ટ એક્ઝામ્પલ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આપણી સ્લાઈડો પર પાછા આવો
સારાંશ માટે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફાઈલનું નિયંત્રણ
ફાઈલ માટે ડેટા લખતા
ઉદાહરણ એફપી fopensampleટીએક્સટી વો ફાઈલમાંથી ડેટા વાંચતા
ઉદાહરણ
એફપી fopensampleટીએક્સટી આર એસાઇનમેંટ તરીકે ટેસ્ટ
ટેસ્ટફાઈલ તૈયાર કરવા માટે પ્રોગ્રામ લખો
ફાઇલમાં તમારું નામ અને સરનામું લખો પછી સી પ્રોગ્રામ વાપરીને કન્સોલ પર પ્રદર્શિત કરો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
જોડાવા બદ્દલ આભાર